ટક્સ ટાઈપીંગના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલ માં તમે ટક્સ ટાઈપીંગ અને ટક્સ ટાઈપીંગના ઇન્ટરફેસ વિશે શીખીશું
તમે શીખશો કે કેવી રીતે ચોક્કસપણે ઝડપથી અને અસરકારક રીતે કમ્પ્યુટર કીબોર્ડ પર ટાઇપ કરવું જેમાં ઇંગલિશ મૂળાક્ષર કીઓ છે
તમે કીબોર્ડ પર લખો ત્યારે દર વખતે નીચે જોયા વિના ટાઇપ કરવાનું પણ શીખીશું
ટક્સ ટાઈપીંગ શું છે
ટક્સ ટાઈપીંગ એક ટાઈપીંગ ટ્યુટર છે
તે તમને ઇન્ટરેક્ટિવ ગેમ્સની મદદથી ટાઇપ કરતા શીખવે છે અને ધીમે ધીમે અલગ અક્ષરો ટાઇપ કરવાનો પરિચય આપે છે
તમે તમારી પોતાની ગતિ થી ટાઈપીંગ શીખી શકો છો
અને ધીમે ધીમે તમે તમારી ટાઈપીંગ ઝડપ ચોકસાઈ સાથે વધારી શકો છો
ટક્સ ટાઈપીંગ અભ્યાસ માટે નવા શબ્દો દાખલ કરો અને ટાઈપીંગ માટે ભાષા સુયોજિત કરવા માટે સક્રિય કરે છે
અહીં આપણે ઉબુન્ટુ લીનક્સ 1110 પર ટક્સ ટાઈપીંગ 180 નો ઉપયોગ કરી રહ્યા છીએ
તમે ટક્સ ટાઈપીંગ ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરની મદદથી સંસ્થાપિત કરી શકો છો
ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર પર વધુ માહિતી માટે આ વેબસાઈટ પર ઉબુન્ટુ લીનક્સના ટ્યુટોરીયલનો સંદર્ભ લો
ચાલો ટક્સ ટાઈપીંગ ખોલીએ
પ્રથમ તમારા કમ્પ્યુટર ડેસ્કટોપના ટોચે ડાબા ખૂણે રાઉન્ડ બટન છે જે ડૅશ હોમ છે તે ઉપર ક્લિક કરો
સર્ચ બોક્સ દેખાય છે
સર્ચ બૉક્સમાં ડૅશ હોમ આગળ ટક્સ ટાઇપિંગ ટાઇપ કરો
ટક્સ ટાઈપીંગ આઇકોન સર્ચ બોક્સ નીચે દેખાય છે
ટક્સ ટાઈપીંગ આઇકોન પર ક્લિક કરો
ટક્સ ટાઈપીંગ વિન્ડો દેખાય છે
ટક્સ ટાઈપીંગ નીચેના મેનુનો સમાવેશ કરે છે ફિશ કાસ્કેડ - ગેમ ક્ષેત્ર કોમેટ ઝાપ - અન્ય ગેમ ક્ષેત્ર લેસન્સ જેમાં વિવિધ પાઠનો સમાવેશ થાય છે જે આપણને અક્ષરો શીખતા શીખવે છે
ઓપ્શન્સ અહીં મેનુઓનો સમાવેશ થાય છે જે આપણને શબ્દો એડિટ કરવા શબ્દસમૂહો ટાઇપ કરતા શીખવા ટક્સ ટાઈપીંગ પ્રોજેક્ટ પર માહિતી મેળવવા અને ભાષા સુયોજિત કરવા માટે મદદ કરે છે
ક્વિટ - ગેમ બંધ કરવા માટે ક્લિક કરો
ચાલો પાઠોની મદદથી ટાઇપ માટે અભ્યાસ કરીએ
મેઈન મેનુમાં લેસન્સ ઉપર ક્લિક કરો
પાઠનો સમાવેશ કરતી વિન્ડો દેખાય છે
ચાલો પ્રથમ પાઠ શીખવા સાથે શરૂઆત કરીએ
basic lesson 01xml ઉપર ક્લિક કરો
સૂચનોનો સમાવેશ કરતી વિન્ડો દેખાય છે
સૂચનાઓ વાંચો
પાઠ શરૂ કરવા માટે સ્પેસબાર દબાવો
કીબોર્ડ પ્રદર્શિત કરતી વિન્ડો દેખાય છે
હવે આપણે એ અક્ષર ટાઇપ કરતા શીખીશું
પ્રેક્ટિસ શરૂ કરવા માટે પ દબાવો
અક્ષરો ટાઇપ કરવા માટે દર્શાવતી વિન્ડો દેખાય છે
આ લાઈન શું દર્શાવે છે
એએ aaa
તમારે આ અક્ષરો ટાઇપ કરવાની જરૂરી છે
ચાલો આને ટીચર્સ લાઇન તરીકે નામ આપીએ
હવે આપણે સૌથી વધુ ઉપયોગમાં લેવાતું પ્રમાણભૂત કીબોર્ડ જોઈએ છીએ જે ઇંગલિશ કીબોર્ડ છે
તમે એ ની આસપાસ લાલ ચોરસ જુઓ છો
તે સૂચવે છે કે તમારે હવે આ અક્ષર ટાઇપ કરવાનો છે
કીબોર્ડની પ્રથમ લાઈન અંકો વિશિષ્ટ અક્ષરો અને બેકસ્પેસ કી દર્શાવે છે
ટાઇપ કરેલા અક્ષરો રદ કરવા માટે બેકસ્પેસ કી દબાવો
કીબોર્ડમાં મૂળાક્ષરો અંકો અને અન્ય અક્ષરો માટે ત્રણ પંક્તિઓ પણ છે
કીબોર્ડની બીજી લાઈન મૂળાક્ષરો થોડા વિશિષ્ટ અક્ષરો અને કી એન્ટર કી ધરાવે છે
તમે આગલી લાઈન પર જવા માટે એન્ટર કી દબાવી શકો છો
કીબોર્ડ ની ત્રીજી લાઇન મૂળાક્ષરો કોલોન અર્ધવિરામ અને કેપ્સલોક કી નો સમાવેશ કરે છે
મોટા અક્ષરો ટાઇપ કરવા માટે કેપ્સલોક કી વાપરો
કીબોર્ડની ચોથી લાઈન મૂળાક્ષરો ખાસ અક્ષરો અને શિફ્ટ કીનો સમાવેશ કરે છે
મોટા અક્ષરો ટાઇપ કરવા માટે કોઈપણ અન્ય મૂળાક્ષર કી સાથે શિફ્ટ કી દબાવો
કીની ટોચ પર આવેલ અક્ષર ટાઇપ કરવા માટે કોઈપણ કી સાથે Shift કી દબાવો
ઉદાહરણ તરીકે આંકડા 1 ની કી સાથે ટોચ પર ઉદ્ગાર ચિહ્ન છે
ઉદ્ગાર ચિહ્ન ટાઇપ કરવા માટે 1 સાથે Shift કી દબાવો
કીબોર્ડની પાંચમી લાઈન Ctrl Alt અને ફન્કશન કીઓ ધરાવે છે તે સ્પેસબાર પણ સમાવે છે
હવે તકસ ટાઈપીંગ કીબોર્ડ લેપટોપ કીબોર્ડ અને ડેસ્કટોપ કીબોર્ડ વચ્ચેનો તફાવત જોઈએ
નોંધ લો કે તકસ ટાઈપીંગ કીબોર્ડ અને ડેસ્કટોપ અને લેપટોપમાં વપરાતું કીબોર્ડ સમાન છે
હવે કીબોર્ડ પર આપણી આંગળીઓની યોગ્ય જગ્યા જોઈએ
આ સ્લાઇડ જુઓ
તે આંગળીઓ અને તેમના નામો દર્શાવે છે
ડાબેથી જમણી તરફ આંગળીઓના નામ છે લિટલ ફિંગર રિંગ ફિંગર મિડલ ફિંગર ઇન્ડેક્સ ફિંગર અને થમ્બ
કીબોર્ડ પર કીબોર્ડ ડાબી બાજુ પર તમારો ડાબા હાથમાં મૂકો
ખાતરી કરો કે નાની આંગળી મૂળાક્ષર એ પર છે રીંગ આંગળી મૂળાક્ષર એસ પર છે મધ્ય આંગળી મૂળાક્ષર ડી પર છે તર્જની આંગળી મૂળાક્ષર ફ પર છે
હવે કીબોર્ડની જમણી બાજુ પર તમારો જમણો હાથ મૂકો
ખાતરી કરો કે નાની આંગળી કોલોન સેમીકોલન કી પર છે રીંગ આંગળી મૂળાક્ષર એલ પર છે મધ્ય આંગળી મૂળાક્ષર કે પર છે તર્જની આંગળી મૂળાક્ષર જે પર છે
સ્પેસબાર દબાવવા માટે તમારા અંગૂઠાનો ઉપયોગ કરો
અક્ષર ટાઇપ કરવા માટે જમણી આંગળીનો ઉપયોગ કઈ રીતે કરવું તે માટે બે હાથની ઈમેજ તમને માર્ગદર્શન આપશે
ડાબી બાજુની ટચલી આંગળી નું લાલ વર્તુળ શું છે
તમારૂ અનુમાન બરાબર છે
એ ટાઇપ કરવા માટે તમારે તે આંગળીનો ઉપયોગ કરવાની જરૂર છે
અગાઉ પાઠ માં બતાવ્યા પ્રમાણે કીબોર્ડ પર તમારી આંગળીઓ મૂકો
હવે ચાલો ટાઈપીંગ શુરુ કરીએ
જેમ આપણે લખીએ છીએ અક્ષરો ટીચર્સ લાઇન ની નીચેની લાઈનમાં દર્શાવવામાં આવે છે
ચાલો આને સ્ટુડન્ટ્સ લાઇન નામ આપીએ
હવે ટીચર્સ લાઇન માં પ્રદર્શિત નથી તે અક્ષરો લખો
ખોટા ટાઇપ કરેલા અક્ષરો સ્ટુડન્ટ્સ લાઇન માં પ્રદર્શિત થાય છે
તે પ્રદર્શિત નથી થતા
તેના બદલે એક એક્સ ચિહ્ન કીબોર્ડ પર ખોટા ટાઇપ કરેલ અક્ષર પર દેખાય છે
ચાલો થોડા વધુ અક્ષરો ટાઇપ કરીએ
હવે આપણી ટાઈપીંગના મેટ્રિક્સની ગણતરી કરો
હમણાં સુધીમાં તમે ડાબી બાજુ પરના ક્ષેત્રો શું સૂચવે છે તેનું અનુમાન લગાવ્યું હશે
ટાઇમ - તમારી ટાઈપીંગની ઝડપ સ્પષ્ટ કરે છે
ચાર્સ - તમે ટાઇપ કરેલ અક્ષરોની સંખ્યા સૂચવે છે
સીપીએમ તમારા દ્વારા મિનિટ દીઠ ટાઇપ કરેલ અક્ષર સૂચવે છે
ડબ્લ્યુપીએમ - તમારા દ્વારા ટાઇપ કરેલ શબ્દની સંખ્યા સ્પષ્ટ કરે છે
એરર્સ - તમારા દ્વારા ટાઇપ થયેલ ભૂલોની સંખ્યા સૂચવે છે
એક્યુરસી - તમારી ટાઈપીંગની ચોકસાઈ સૂચવે છે
મુખ્ય મેનુ પર પાછા જવા માટે બે વખત એસ્કેપ કી દબાવો
આપણે આપણું પ્રથમ ટાઈપીંગ લેશન શીખ્યા છે
પ્રથમ ઓછી ઝડપે ચોક્કસપણે ટાઇપ કરતા શીખવું એ સારી વાત છે
એકવાર આપણે ભૂલો વિના ચોક્કસ લખવાનું શીખ્યા પછી આપણે ટાઇપિંગ ઝડપ વધારી શકીએ છીએ
અહીં ટક્સ ટાઈપીંગ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલ માં આપણે ટક્સ ટાઈપીંગ ઇન્ટરફેસ વિશે શીખ્યા અને પ્રથમ ટાઈપીંગ લેશન પૂર્ણ કર્યું
અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે
Basic lesson 02xml પર જાઓ
આ લેવલ સાથે અભ્યાસ કરો
આ લેવલના તમામ અક્ષરો ટાઇપ કરી પૂર્ણ કરો અને Enter કી દબાવો
તેવી જ રીતે તમે વિવિધ લેશનની પ્રેક્ટિસ કરી શકો છો
નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ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
જોડાવા બદ્દલ આભાર